એક આકૃતિ પર આપણે ચર્ચા પણ કરી રહ્યા હતા અને તમે પણ તેના વિશે વિચાર્યું જ હશે જો હું તમને બતાવુ આ વર્તુળના આપણે જ્યારે બે સરખા ભાગ કરીએ હવે તેનો એક ભાગ આપણે છાંયાંકીત અથવા રંગીન બનાવીએ હવે તમને યાદ આવ્યું હશે કે આપણે શેની ચર્ચા કરવાની છે બરાબર જો આ વર્તુળનો જે છાંયાંકીત ભાગ છે તેને આપડે અપૂર્ણાંક સ્વરુપે કઈ રીતે દર્શાવીએ સરસ એક દૂતયાંશ અથવા એક ના છેદ માં બે બરાબર હવે આ જ છાંયાંકીત ભાગ પણ હવે આ વર્તુળના હું ચાર સરખા ભાગ કરું છું કેવી રીતે આ રીતે અછાં હવે આપણે છાંયાંકીત ભાગને અપૂર્ણાંક સ્વરુપે કઈ રીતે લખીશું તો કુલ ભાગ છે ચાર એમાંથી બે ભાગ છાંયાંકીત છે તો આપણે લખીશું બે છેદ માં ચાર બરાબરને અછાં હવે ફરીથી આપણે આ વર્તુળના સરખા ભાગ કરીએ હવે કેટલા ભાગ થયા કુલ આઠ અને મારી છાંયાંકીત ભાગ કેટલા છે એક બે ત્રણ અને ચાર બરાબર તો હવે આપણે તેને અપૂર્ણાંક સ્વરુપે લખીશું ચાર છેદમાં આઠ અહિયાં આપણે વિચારવાનું શું છે કે જ્યારે આપણે એક મૂળ વર્તુળના બે સરખા ભાગ કર્યા તેમાનો એક ભાગ છાંયાંકીત કર્યો હવે આપણે વર્તુળના વધારે સરખા ભાગ કરતાં ગયા તેમ તેમ છાંયાંકીત ભાગને દર્શાવવા માટે અપૂર્ણાંકનું સ્વરૂપ બદલાતું ગયું પણ જે ભાગ છાંયાંકીત હતો એ તો એમ નો એમ જ છે એનો અર્થ શું થાય છે કે એ જ છાંયાંકીત ભાગને આપણે અલગ અલગ રીતે દર્શાવ્યું તો દરેક અપૂર્ણાંક એ વર્તુળના તમામ છાંયાંકીત ભાગનું નિર્દેશન કરે છે તો શું આ દરેક અપૂર્ણાંક સમાન હશે હવે આપણે ચકાસીએ હવે આપણે પહેલા બે અપૂર્ણાંક લઈએ પેલો અપૂર્ણાંક છે એક દૂતયાંશ અને બીજો અપૂર્ણાંક છે બે ચતુર્થાંશ હવે આપણે અપૂર્ણાંકના અંશ અને છેદ ને જો તમામ સંખ્યા વડે ગુણીએ તો શું અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફેર થશે જો હું તમને બતાવું ધારો કે એક દૂતયાંશ છે તેમાં તેના અંશ એક અને છેદ બે આ બંનેને આપણે બે વડે ગુણાકાર કરીએ તો શું તેની કિંમત બદલાશે નઇ કેમ કારણકે જ્યારે આપણે અંશ અને છેડનો સમાન સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ ત્યારે ખરેખર શું થાય છે તો અહી તમે જુઓ અંશ અને છેદ બને માં બે છે અને બે એકબીજા સાથે ભાગાકારમાં છે બે ભાગ્યા બે કેટલા થશે એક એટલે આપણે એક દૂતયાંશનો ખરેખર ગુણાકાર કર્યો છે એક વડે અને આપણે જાણીએ છીએ કે એક એ ગુણાકાર માટેની

તો તેની કિંમતમાં કોઈ ફેરફાર થશે નઇ તો આપણને શું જવાબ મળશે બે એકમ બે અને બે દૂ ચાર જે આપણો આ બીજો અપૂર્ણાંક બની ગયો બરાબર એનો અર્થ આપણે એક દૂતયાંશમાં એક વડે ગુણાકાર કર્યો અથવા તો અંશ અને છેદનો બે બે વડે ગુણાકાર કર્યો તો આપણને બે ચતુરથનસ મળે છે પણ આપણે જાણીએ છે કે આપણે ખરેખર તેની કિમત માં કોઈ ફેરફાર કર્યો નથી એટલે એક દ્રુતયાન્સ અને બે ચતુર્થયાન્સ એ બંને સમાન કહેવાશે જે આપણે અહી જોઈ શકીએ છે એ વર્તુળ ના સમાન ભાગને આપણે અલગ અલગ અપૂર્ણાંક વડે દર્શાવેલા તેમ છતાં એ સમાન ભાગનું નિર્દેશન જ કેમ કરે છે અછાં હવે જુવો અહિયાં બે ચતુર્થયાન્સમાં

કે કોઈ પણ સંખ્યા નો ભાગાકાર એક વડે કરીએ તો એ તેજ સંખ્યા મળેશે બરાબર એટલે હવે જુઓ બે ભાગ્યા બે કેટલા થશે એક અને ચાર ભાગ્યા બે કેટલા થશે બે તો આપરને આ પૂર્ણાંક મળ્યો તો આપણે કહી શકીએ કે કોઈ પણ અપૂર્ણાંક ના અંશ અને છેદ નો ગુણાકાર અથવા ભાગાકાર સમાન સંખ્યા વડે કરવામાં આવે તો આપણને જે સંખ્યા મળશે એની કિમત મૂળ અપૂર્ણાંક જેટલી જ હશે જેમકે અહિયાં ગુણાકાર કરવાથી અપરને અપૂર્ણાંક મળે છે તેની કિમત પણ મૂળ અપૂર્ણાંક જેટલી છે અને અહી અંશ અને છેદ નો સમાન સંખ્યા વડે ભાગાકાર કરવાથી પણ અપણને જે કિમત મળે મૂળ અપૂર્ણાંક જેટલી જ હશે તો આવ્યા અપૂર્ણાંકો ણે કેવી સમઅપૂર્ણાંક સમઅપૂર્ણાંક એટલે શું કોઈ પણ સંખ્યા ના અંશ અને છેદ ને સમાન સંખ્યા વડે ગુણીએ અથવા ભાંગીએ તો અપણને જે અપૂર્ણાંક મળે એ અપૂર્ણાંક મૂળ અપૂર્ણાંક નો સમઅપૂર્ણાંક હશે

સરસ બે બે દુ ચાર અને બે ચોક આઠ બરાબર એટલે અપણને આ વર્તુળ ના વધારે ભાગ કરતાં જઈએ તેમ તેમ છાંયાંકીત ભાગને દર્શાવવા માટે અપૂર્ણાંક બદલાતા ગયા પણ એ દરેક અપૂર્ણાંક સમાન કિંમતના હતા આવા પૂર્ણાંકોને કહીશું સમઅપૂર્ણાંક બરાબર હવે અપૂર્ણાંક સમઅપૂર્ણાંક છે કે નહી એ ચકાસવાની બીજી પણ રીત છે જો હું બે અપૂર્ણાંક લખું છું એક તૃતીયાંસ અને ત્રણ નવમાંશ આ બે અલગ અપૂર્ણાંક છે તમે કહી શકો કે આ સમઅપૂર્ણાંક છે કે નહી સરળતાથી કહી શકીએ કારણકે આપણે એક તૃતીયાંસ ના અંશ અને છેદનો ગુણાકાર જો ત્રણ વડે કરીએ તો આપણને મળશે ત્રણ એકા ત્રણ અને ત્રણ તેરી નવ અથવા આપણે ત્રણ નવમાંશના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગીએ એટલે કે ભાગ્યા ત્રણ કરીએ ત્રણ ભાગ્યા ત્રણ મળશે એક અને નવ ભાગ્યા ત્રણ મળશે ત્રણ તો આપણે કહી શકીએ કે આ બને અપૂર્ણાંક સમઅપૂર્ણાંક છે પણ જો આપણે કોઈ અલગ રીતે ચકાસી શકીએ તો તો ગુણાકાર અને ભાગાકાર સિવાય જે બે અપૂર્ણાંક આપેલા હોય તેમાં એક અપૂર્ણાંક ના અંશનો ગુણાકાર બીજા અપૂર્ણાંકના છેદ વડે કરીએ એક નવા નવ તે જ રીતે બીજા અપૂર્ણાંકના અંશ નો ગુણાકાર પ્રથમ અપૂર્ણાંકના છેદ વડે કરીએ ત્રણ તેરી નવ બનેનો ગુણાકાર જો સમાન મળે તો આપણે કહી શકીએ કે આ બંને અપૂર્ણાંકોની કિંમત સરખી છે એટલે બંને સમઅપૂર્ણાંક છે બરાબર હવે તમે સમજ્યા હશો કે સમઅપૂર્ણાંક એક નવી રીતે પણ ચકાસી શકાય જેમાં શું કર્યું આપણે એક અપૂર્ણાંક ના અંશનો ગુણાકાર બીજા અપૂર્ણાંકના છેદ વડે કરીએ અને બીજા અપૂર્ણાંકના અંશનો ગુણાકાર પ્રથમ અપૂર્ણાંકના છેદ વડે કરીએ ચલો હવે જો બંનેનો ગુણાકાર સરખો મળે તો તે બંને સમઅપૂર્ણાંક હશે સમજાયુ હવે આ તો તમારે યાદ રાખવાનું જ છે સાથે સાથે આપણે કઇંક નવું શીખીએ અહીં છે અપૂર્ણાંકોનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ અરે આ નામ જોઈને ગભરવાની જરૂર નથી ખૂબ સરળ છે તો આપણે એક એવો અપૂર્ણાંક લઈએ બાર છેદમાં અઢાર બરાબર હવે આ અપૂર્ણાંકના અંશ અને છેદને આપણે સમઅપૂર્ણાંક સ્વરુપે દર્શાવવું છે પણ અંશ અને છેદની કિંમત ઓછી કરવી છે તો આપણે શું કરવું પડે અંશ અને છેદ નો ભાગાકાર સમાન સંખ્યા વડે કરીએ તો અંશ અને છેદમાં રહેલી સંખ્યાઓ નાની થતી જાય બરાબર જો આપણે બારના છેદમાં અઢાર આ સંખ્યાના અંશ અને છેદ બંનેનો ભાગાકાર બે વડે કરીએ તો આપણને શું મળશે બાર ભાગ્યા બે કેટલા થશે સરસ છ અને અઢાર ભાગ્યા બે કેટલા થશે નવ આપણે જાણીએ છીએ કે આ બંને સમઅપૂર્ણાંક છે બંનેની કિંમત સમાન છે પણ આપણે સમાન સંખ્યા વડે ભાગાકાર કર્યો તો આપણને અપૂર્ણાંકનું સ્વરૂપ કેવું મળ્યું અલગ અને અંશ અને છેદની કિંમત ઘટી બરાબર હજી આપણે છ ના છેદમાં નવને હજી સરળ સ્વરૂપમાં લખી શકીએ અને તે લખવું હોય તો આપણે કઈ સંખ્યા વડે ભાગાકાર કરવો પડે હવે આપણે છ છેદમાં નવ આ સંખ્યાનો ભાગાકાર બે વડે કરી શકીએ નહીં કારણ કે નવએ બે વડે જ્યારે ભાગાકાર થશે ત્યારે આપણને પૂર્ણ સંખ્યા નહિ મળે તો પછી આપણે કઈ સંખ્યા વડે ભાગાકાર કરીશું ત્રણ અહીં તમને અવ્યવ યાદ આવ્યા હશે તો અંશ અને છેદનો ભાગાકાર એવી સંખ્યા વડે કરી શકાય કે જે બંનેનો અવ્યવ હોય તો ફરીથી આપણે છ છેદમાં નવનો ભાગાકાર કરીએ ત્રણ વડે છ ભાગ્યા ત્રણ કેટલા મળશે બે

અંશ અને છેદનો ભાગાકાર ફરીથી આપણે તેના સમાન અવ્યવ વડે કર્યો શું આનાથી સરળ સ્વરૂપ શક્ય છે બે છેદમાં ત્રણ હજી આપણે આને સરળ સ્વરૂપમાં ફેરવી શકીએ નહીં

આનાથી સરળ સ્વરૂપમાં તેને ફેરવી શકાય નહી તો આ સરળ સ્વરૂપને આપણે કહીશું મૂળ અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કેવું છે અતિસંક્ષિપ્ત સ્વરૂપ જે આપણે સમજવાનું હતું અપૂર્ણાંકોનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ અહીં આપણે આ સંખ્યાને બે વખત ભાગાકાર કરીને પછી સરળ રૂપ પ્રાપ્ત કરી શક્યા પણ જો આપણે તરત જ અતિસંક્ષિપ્ત રૂપ મેળવવું હોય તો શું કરવાનું જેમકે એ જ સંખ્યા છે

એ આ બંનેનો સામાન્ય અવ્યવ છે પણ એ બંને સંખ્યાનો મોટામાં મોટો સામાન્ય અવ્યવ છે અને જેને આપણે શું કહીએ છીએ ગુસાઅ ગુરુતમ સામાન્ય અવ્યવ જે તમે ત્રીજા પ્રકરણમાં ભણ્યા છો એટલે કોઈ પણ સંખ્યાનો અતિસંક્ષિપ્ત સ્વરૂપ જો મેળવવું હોય તો તમારે અંશ અને છેદનો ભાગાકાર ગુસાઅ તેના મહતમ અથવા મોટામાં મોટા સામાન્ય અવ્યવ વડે કરવાનો જો આપણે બાર અને અઢાર આ બંનેનો ભાગાકાર જો છ વડે કરીશું તો બાર ભાગ્યા છ એટલે બે અને અઢાર ભાગ્યા છ એટલે ત્રણ

તો તમે તરત તેનો સરળ સ્વરૂપ મેળવી શકશો જેને આપણે કહીએ છીએ અતિસંક્ષિપ્ત સ્વરૂપ અને આનો ઉપયોગ તમે આ ધોરણમાં તો કરશો જ પણ આવતા ધોરણમાં પણ તેનો ઉપયોગ તમે કરશો જો અહીં આપણે બે સમાન લંબચોરસ લીધેલા છે અને તેના ત્રણ સરખા ભાગ કરેલા છે બંનેના પણ

હવે તેને આપણે અપૂર્ણાંક સ્વરુપે કઈ રીતે લખીશું ચલો અહી છાંયાંકીત ભાગને અપૂર્ણાંક સ્વરુપે કઈ રીતે લખાશે કુલ ત્રણ ભાગમાંથી એક ભાગ એટલે કે એકના છેદમાં ત્રણ બરાબર અને જે બીજી આકૃતિ છે એમાં મૂળ લંબચોરસ તો સમાન છે બંનેના તેના ભાગ પણ સરખા છે પણ અહી બે ભાગ છાંયાંકીત છે તો તેને આપણે અપૂર્ણાંક સ્વરુપે કઈ રીતે લખીશું સરસ

તે પણ સમાન છે તેના ભાગ પણ સરખા છે તો આવા અપૂર્ણાંક કે જેમના છેદ સમાન હોય તેને કહેવાય સમછેદી અપૂર્ણાંક કેવા કહેવાય સમછેદી જેના છેદ સમાન હોય બરાબર તો બંનેને આપણે કહીશું સમછેદી અપૂર્ણાંકો હવે તમે એવું કઈ શકો કે આ બંને સમછેદીય પૂર્ણાંક બંનેના છેદ સરખા છે પણ અંશમાં સંખ્યા અલગ અલગ છે તો તેની સરખામણી થઈ શકે એટલે અહીં તો આપણને આકૃતિ દેખાય છે કે એક તૃતીયાંશમાં કુલ ત્રણ ભાગમાંથી એક ભાગ છાંયાંકીત છે જ્યારે બે તૃતીયાંશમાં બે ભાગ છાંયાંકીત છે તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે આ બંનેમાંથી કયો અપૂર્ણાંક મોટો છે અથવા કયા અપૂર્ણાંકની કિંમત વધારે છે તો આપણે જોઈ શકીએ છીએ બે ભાગ છાંયાંકીત છે તો આ અપૂર્ણાંકની કિંમત વધારે હશે અથવા આ અપૂર્ણાંક મોટો હશે કોનાં કરતાં પહેલા અપૂર્ણાંક કરતાં એટલે બે તૃતીયાંશ એ એક તૃતીયાંશ કરતાં મોટો અપૂર્ણાંક કહેવાય જે આપણે આકૃતિ પરથી સમજી શકીએ છીએ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય તો છેદ સરખા છે એટલે કે આપની પાસે કુલ ભાગ સરખા છે તેમાંથી કેટલા ભાગ લઈએ છે તો અહિયાં આપણે બે ભાગ લઈએ છે અહિયાં આપણે એક ભાગ લઈએ છે બરાબર તો જ્યારે આપણે સમછેદી અપૂર્ણાંકોની સરખામણી કરવાની થાય ત્યારે ખાસ વાત યાદ રાખીએ જો સમાન છેદ હોય એટલે કે સમછેદી અપૂર્ણાંક માટે અંશ મોટો તો તે અપૂર્ણાંક પણ મોટો અને જો અંશ નાનો તો તે અપૂર્ણાંક પણ નાનો જો હું બીજો એક અપૂર્ણાંક લખું છું આ બંને અપૂર્ણાંક પણ કેવા છે સમછેદી અપૂર્ણાંક છે હવે તમે કઈ શકો કે બંને માંથી કયો અપૂર્ણાંક મોટો છે સરસ પાંચસપ્તમાંશ શું કારણ કારણકે પાંચસપ્તમાંશમાં અંશ એ બીજા અપૂર્ણાંક કરતાં મોટો છે છેદ તો બંનેના સરખા છે તો હવે તમે સમઅપૂર્ણાંકની સરખામણી કરી શકો છો અને આપણે સરખમણીની બીજી રીત પણ શીખ્યા

પ્રથમ અપૂર્ણાંકના છેદ સાથે ત્રણ સત્તા એકવીસ જો અહીં ગુણાકારની કિંમત વધારે મળે છે એટલે આ પૂર્ણાંક મોટો ગણાશે બરાબર આ રીતે પણ આપણે સરખામણી કરી શકીએ આ આપણે વાત કરી સમછેદી અપૂર્ણાંકની પણ જો અપૂર્ણાંકના છેદ સમાન ન હોય તો તેવા અપૂર્ણાંકોને આપણે શું કહીશું વિષમછેદી અપૂર્ણાંકો

હવે આપણે આ અપૂર્ણાંકોની જો સરખામણી કરવી હોય તો શું કરવાનું જ્યારે સમછેદી અપૂર્ણાંક હતા ત્યારે તો ખૂબ સરળ હતું કે છેદ તો સમાન છે એટલે જે સંખ્યાનો અંશ મોટો એ તે અપૂર્ણાંક મોટો પણ અહીં કોઈ અનુમાન કામ નહી આવે તો આવા અપૂર્ણાંકોની સરખામણી આપણે અલગ અલગ રીતે કરી શકીએ સૌથી પેલા આપણે એવું કરી શકીએ ત્રણેય અપૂર્ણાંકના છેદ સમાન કરીએ તો પછી સમછેદી બની જશે અને તેની સરખામણી સરળ થઈ જશે બરાબર તો આપણે ત્રણેય અપૂર્ણાંકના છેદ જ્યારે સમાન કરવા હોય

અને તે લસાઅ શોધ્યા બાદ આપણે ત્રણેય અપૂર્ણાંકના છેદને સમાન કરીએ અનેપછી સરખામણી કરી શકીએ ચલો તેનો લસાઅ શોધીએ તો જુઓ અહીં આપણે સૌથી પેલા બે વડે ભાગ ચલાવી શકીએ નહિ કારણકે ત્રણેય સંખ્યાઓ એકી છે તો આપણે ત્રણ વડે ભાગ ચલાવીએ ત્રણ એકમ ત્રણ અહીં પાંચ અને સાત તમને બધાને લસાઅ શોધતા આવડે જ છે હવે ત્રણ વડે ભાગ નહી ચાલે તો પાંચ વડે ભાગ ચલાવીએ પાંચ એકમ પાંચ અને

તો આપણને અપૂર્ણાંક મળશે પાત્રીસ અને છેદ માં એક સો પાંચ આ એક તૃતીયાંશ માટે થયું તે રીતે ત્રણપંચમાંશ અહીં આપણે ગુણાકાર શેના વડે કરીશું સાત તેરી એકવીસ વડે એકવીસ તેરી ત્રેસઠ અને છેદમાં એકવીસ પંચા એક સો પાંચ અને છેલ્લે પાંચ સપ્તમાંશ તેનો ગુણાકાર આપણે કઈ સંખ્યા વડે કરીશું સાત છે તો પાંચ તેરી પંદર વડે તો પંદર પંચા પંચોતેર અને છેદમાં પંદર સતા એક સો પાંચ હવે આ ત્રણેય અપૂર્ણાંકોનો લસાઅ લીધા પછી આપણને અહીં તેના સમઅપૂર્ણાંક મળ્યા અને જે બધાના છેદ સમાન છે તો હવે આપણે સરખામણી કરી શકીએ કે જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો બરાબર તો અહી કઈ સંખ્યાનો અંશ મોટો છે અહી અંશ મોટો છે એટલે કે પાંચ સપ્તમાંશ આ સંખ્યાનો અંશ મોટો છે લસાઅ લેતા તો આ અપૂર્ણાંક સૌથી મોટો છે ત્યાર પછી આ બીજો અપૂર્ણાંક અને ત્યાર પછી આ આપૂર્ણાંક તો આપણે અપૂર્ણાંકોની સરખામણી કરી શકીએ તેને ચડતા કે ઉતરતા ક્રમમા ગોઠવી શકીએ પણ લસાઅની રીતે અપૂર્ણાંકની તુલના થોડી લાંબી પ્રક્રિયા છે આપણે સરળતાથી પણ અપૂર્ણાંકોની સરખામણી કરી શકીએ જો આપણે સમજીએ ફરી થી આપણે તેજ ત્રણ અપૂર્ણાંક લઈશું જે આપણે અગાવ ના મુદ્દા માં શીખેલા કે કોઈ પણ બે અપૂર્ણાંકો હોય તેમાં એક અપૂર્ણાંકના અંશ અને બીજા અપૂર્ણાંક ના છેદ નો ગુણાકાર કરી જે બાજુનો ગુણાકાર મોટો હોય તે અપૂર્ણાંક મોટો એટલે કે અહી એક પાંચું પાંચ અને ત્રણ તેરી નવ તો આ બંને અપૂર્ણાંક માંથી કયો અપૂર્ણાંક મોટો છે ત્રણ હવે આ બંને ની સરખામણી કરીએ પચું પચું પચ્ચીસ અને સાત તેરી એકવીસ તો આ બંને અપૂર્ણાંક માંથી કયો અપૂર્ણાંક મોટો છે આ અપૂર્ણાંક મોટો છે

કે આ રીતે સરળતાથી પણ આપણે અપૂર્ણાંકોની સરખામણી કરી શકીએ એ સમછેદી અપૂર્ણાંક હોય કે વિષમછેદી અપૂર્ણાંક હોય ખૂબ સરળ છે બરાબર તમારા પાઠ્યપુષ્ટકમાં પણ ઘણા બધા અપૂર્ણાંકો આપેલા છે જેની તમારે તુલના પણ કરવાની છે અને જો ઘણા બધા અપૂર્ણાંક આપેલા હોય તો તેને ચડતા કે ઉતરતા ક્રમમા પણ ગોઠવવાના છે તે કરવા માટે આ બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો

યોગ્ય સંકેત મૂકીશું તો સૌથી પેહલો અપૂર્ણાંક છે હવે આપણે સરખમણીની ખૂબ સરળ રીત શીખ્યા છે બરાબર તો બંને અપૂર્ણાંકની સરખામણી કઈ રીતે કરી શકીએ તો એક અપૂર્ણાંકના અંશ અને બીજા અપૂર્ણાંકના છેદનો ગુણાકાર કરીએ બાર દૂ ચોવીસ અને અહીં છ છ છત્રીસ તો કયો અપૂર્ણાંક મોટો થશે છના છેદમાં બાર આ અપૂર્ણાંક પેહલા અપૂર્ણાંક કરતાં મોટો છે તો યોગ્ય સંકેત કયો મુકાશે આ રીતે બરાબર અહીં બીજો અપૂર્ણાંક હવે અહીં જુઓ આ બંને અપૂર્ણાંકના અંશ સમાન છે આપણે સમછેદી અપૂર્ણાંક શીખ્યા કે જેમાં છેદ સમાન હોય પણ જ્યારે અંશ સમાન હોય ત્યારે પણ આપણે કઈક સમજી શકીએ કે એકના આપણે સાત ભાગ કરીએ અને એકના આપણે ચાર ભાગ કરીએ તો કયા ભાગ મોટા બનશે એક વસ્તુના તમે સાત સરખા ભાગ કરો અને એ જ વસ્તુના તમે ચાર સરખા ભાગ કરો તો કયા ભાગ મોટા હશે ચાર ભાગ મોટા હશે કારણકે જેમ ભાગની સંખ્યા ઓછી એમ ભાગ મોટા બને

તેમ એ અપૂર્ણાંક નાનો થતો જાય જો અંશ સમાન હોય તો જેમ છેદ મોટો તેમ તે અપૂર્ણાંક ની કિમત ઘટતી જાય આ રીતે પણ આપણે સમજી શકીએ ણે અપૂર્ણાંક ની સરખામણી પણ કરી શકીએ ચાર એકમ ચાર અને સાત એકમ સાત કયો અપૂર્ણાંક મોટો થશે એક ચતુર્થાઉન્સ કારણકે એક ના અપરે ઓછા ભાગ પાડીએ છીએ બરાબર તો અહી યોગ્ય સંકેત આ રીતે મૂકી શકાશે અહી જુઓ જો હવે સમછેડી અપૂર્ણાંક છે હવે યાદ કરો બંને ના છેદ સરખા છે

ત્રણ ના છેદ માં સાત છે આનો છેદ મોટો છે તો આ અપૂર્ણાંક નાનો થશે એટલે આપણે આવો સંકેત મૂકીશું અથવા આપણે ચકાસણી પણ કરવી જોઈએ સાતતેરી એકવીશ અને પાંચતેરી પંદર તો અહી મોટી સંખ્યા મળે છે આ અપૂર્ણાંક મોટો થશે સમજાયું તમારા પાઠ્યપુસ્તક માં આવા ઘણા બધા અપૂર્ણાંકો આપેલ છે જેમાં તમારે સમઅપૂર્ણાંક પણ ચકાશવાના થાય અને અપૂર્ણાંકોને ચડતા કે ઉતરતા ક્રમ માં પણ ગોઠવવાના થાય તો આ સરખામણી ની રીતે અથવા તો લાસાઅ ની રીતે પણ hello હા રમેશ ભાઈ બોલો બોલો. કેમ મજામાં બધું શાંતિ? અરે એકદમ રાજેશ ભાઈ તમે કો કેમ છો?

અરે હા મારે એ પૂછ્યું તું કે મારે લેપટોપ લેવું તું તો થોડી ઘણી જાણકારી મળશે તમારી પાસેથી? અચ્છા તમારે લેપટોપ લેવું છે. તો તમારે લેપટોપ કયા વપરાશ માટે લેવું છે? એવું કંઈ કહેશો તમે.

બરાબર. તો તમે હાલ computer engineering કરી રહ્યા છો?

પણ minimum જે specification છે એને તમે ધ્યાનમાં રાખો તો વધારે સારું. તેમાં minimum specification માં કેવું છે કે તમારું લેપટોપ જુઓ સોળ GB નું હોય અને ifive processor હોવું જોઈએ. પછી backlight keyboard હોય ન હોય ચાલે. પણ processor પર વધારે ધ્યાન આપવાનું. અને RAM તમારી આઠ GB જેટલી હોય તો વધારે સારું અને હાલ જો windows eleven વધારે ચાલે છે. windows eleven હોય તો સારું અને windows ten બી હોય તો વાંધો ના આવે. તમારે જોઈ લેવી.

અને બીજું તો એમાં એક SSD નું ધ્યાન રાખવાનું solid state disk જે આવે. એ તમે prefer કરો તો વધારે સારું. કારણ કે એનાથી શું થાય એ તમારું જે લેપટોપ છે એ વહેલું boot થાય. અને એમાં load ના લે ટૂંકમાં તમારું લેપટોપ છે એ. બરાબર જેમકે એવિ ના આવે. હા હા બસ એ જ વસ્તુ મોટાભાગે શું થાય કે લેપટોપ HSD વાળું હોય ને HDD તો એ hard disk માં શું થાય કે, load લે વધારે લેપટોપ. એટલે તમારે લેપટોપ ચોટે ને બધું થાય. આને તમે પાછા computer engineering માં લીધું છે admission એટલે એમાં પાછું ચોટે એવું તો ના ચાલે. એમાં સમય બચાવો પડે એ પ્રમાણે એ પ્રમાણે તમે વધારે સારા મનો specification વાળું લેપટોપ જુઓ.

એટલે આપણે જુઓ ને તમે કે સિત્તેર હજાર જેટલું budget છે. એનાથી ઉપર જવાની કોઈ ઈચ્છા નથી. સિત્તેર હજારમાં કયા સારા હોઈ શકે? સિત્તેર હજારમાં અરે સરસ સરસ લેપટોપ મળી જશે તમને તો તો પછી યાર. તો આપણે જુઓ અને આ લેનોવોનું થઈ ગયું એ આપણે અભી જ આપણા ભાઈબંધ લીધું એ બહુ સરસ લેપટોપ છે.

પણ મેં એવું સાંભળ્યું છે કે આપણે after purchase લેનોવો ની સર્વિસ બરાબર નથી. ના એમાં કેવું સાહેબ કે આપણે છે ને એ વાંધો કાઈ આવે ખબર છે? એ તમે કોના જોડેથી લો છો? એના પર આવે. કેમ કે, હવે તમે જેમ કે amazon પરથી order કર્યું લેનોવો નું. અને પછી એમાં શું થાય કે અમુક વખત તમે એ website ઉપર જઈને કો કે, તમારું કંઈક બગડ્યું છે અને તમારા આપવું છે પાછું. તો એ લોકો એવું કહે કે તમે જેના જોડે લીધું છે.

એટલે વધારે સારું રહે. કેમકે તમને સારો એવો support બી provide કરે. તમારે સેજ કઈક બગડ્યું. તો તમે પછી સીધા એ store ઉપર જાવ. એટલે તમને તરત એનું resolution મળી જાય. જેમ કે અભી વચ્ચે જ મારે સ્પીકર કર બગડ્યું હતું. લેપટોપ નું તો પછી હું જોડેની shop હતી અમારે તહી લઈ ગયો. અને તે બતાવ્યું તો ખાલી પાંચ છ દિવસ લાગ્યા હતા. પણ complete કરીને આપ્યું છે. એમણે એટલે મારે વધારે તકલીફ નથી પડી.

તમારે એક friend છે. એણે એવું કીધું કે મતલબ એણે બી local store માંથી જ લીધેલું છે અમદાવાદથી. સર્વિસમાં થોડી problem આવી એટલે મેં તમને કીધુ. નાના બરોબર. ના ચિંતા તો હોવી જોઈએ જરૂરી છે. પણ આ તો શું કે quary કરે યાર સામેવાળી. તમે ક્યાંથી લો છો? કોના ત્યાંથી લો છો? કેમ કે આપણે અહીંયા આપણે કહ્યું છે આપણે ગીતામંદિર જોડે એક store

સારી એવી service provide કરી છે એમણે એટલે વાંધો નહીં આવતો.

થોડો ભાવભી ઓછો છે. તો એ prefer કરાય કે પછી તમે જે કહો છો લેનોવો એ prefer કરાય. જો આમાં કેવું ખબર છે કે લેપટોપ તમે લેવા જાવ ને તો મોટાભાગે લેપટોપ માટે કંપનીઓ કઈ છે? તો કે લેનોવો થઈ ગયું, એચપી થઈ ગયું, આસુસ છે. તો આ બધી છે ને મોટી મોટી કંપનીઓ જે છે ને એ મોટા ભાઈ PC ને એ બધું બનાવતી હોય. એટલે આપણે છે ને વધારે એમને પી prefer કરીએ તો વધારે સારું. હવે આમાં શું? realme કંપની છે ને એ બનાવે છે smartphone બી. તેમાં શું થાય કે એ લોકો smartphone ને એ બધું બનાવતા હોય. તો મોટાભાગે લોકો ને વિશ્વાસ નથી આવતો. એ લોકો સારું બનાવશે કે નહીં. અને એના લીધે બધા ઓછું prefer કરે તો હું પણ થોડુંક ઓછું ધ્યાન આપો.

એમાં કેમ કે features બી બીજા બધા કરતા સારા હોય છે. હા એ વસ્તુ ખરી એ તો શું કે નવો નવો product છે ને તમે માર્કેટમાં લાવો. એટલે તમારે ટકવા માટે છે ને કંઈક તો કરવું પડે. એટલે એ લોકો features તો આવશે જ બધા કરતા સારા. અને પ્રાઈઝઈ કાતો ઓછી ઘણી રાખશે. પણ બીજું શું કે કે બીજી કે કંપનીની વસ્તુ કહેવાય ને સાહેબ. એચપી છે લેનોવો એની છે ટૂંકમાં જે બાકી મોટી કંપની ની વસ્તુ છે ને એ વસ્તુ ગજબ જ હોય. એટલે પછી એમાં તમારે વિચારવાનું ના રહે બીજું કંઈ નહીં.

નેનો હા મળી જાય યાર તમને બધા ports મળી જાય. જો તમને છે ને લેનોવોનું લેપટોપ લેશો. તમને best USB port મળી જશે. એક three point o અને એક two point o. એમાં જે three point o આવે ને એ સૌથી fast આવે. આને two point o આવે એ થોડું slow આવે પણ વાંધો ના આવે. તમને ટૂંકમાં તમને સારી એવી speed મળી રહેશે. સો MBPS જેટલી એટલે એ તમને બે port એના મળી જશે. પછી એક HDMI port મળી જશે તમને એટલે તમને વાંધો તો નહીં જ આવે ક્યાંય. port બાબતે તો તમે નિશ્ચિત રહો એ તો મળી જ જશે. પછી memory card માટે slot મળી જશે. પછી તમારે external SSD_HD connect કરવી હોય ને તો એના માટે તમને type c cable connect કરવા માટેનું port મળી જશે. એટલે એનોય તમને વાંધો નહીં. અચ્છા આપણે graphic card કેટલા GB નો આવશે? હા જો graphic card વિશે તમે મસ્ત વાત કરી. એમાં જો કેવું છે એ તમે હાલ તો જો તમારે coding એ બધું કામ કરવાનું હોય ને તો તમે બે GB જેટલું graphic card લો તો તમાર વાંધો નહીં.

પણ હવે જય સુધી મને ખબર છે. engineering માં ત્યાં સુધી તમારે ખાલી coding related આવે. તો તમારે વાંધો નહીં આવે જો તમે બે GB જેટલું graphic card લો ને તો. એટલે તમારે એટલું બધું ચિંતા કરવાની જરૂર નહીં graphic card ની.

RAM જુઓ RAM માં કેવું ખબર હે? કે તમે ચાર GB ની લો ને તો એમાં શું થાય? operating system હોય ને એ મોટા ભાગે બે GB જેટલી RAM ખાઈ જાય. એટલે પછી તમારે વાપરવામાં ભાગમાં કેટલી આવે બે GB. એટલે એમાં same તમે તમારા મોબાઇલમાં જોયું હશે કે તમે બે GB નો મોબાઇલ લેશો ને તો એની અંદર ખાલી તમને બે GB એક GB જેટલું વાપરવા મળે. એમાં શું છે કે જે મોટો ભાગ છે ને એ RAM નો ભાગ operating system ખાઈ જાય. એટલે તમે આઠ GB વાળું લો તો વધારે સારું. કેમ કે, આઠ GB વાળું તમને RAM વાળું PC લો ને તો આઠમાંથી તો maximum ચાર GB ખાઈ જતું હોય. ને તો એ તમારે ચાર GB રહી જાય. કેમ કે ચાર GB તમારું OS use કરે છે.

પછી આ મારે જાણવું હતું કે, આ Ryzen five asus માં જે આવે છે Ryzen five અને આપણે બીજા બધામાં જેમકે જોઈએ કે ડેલ generation five કે એવું,